ઓનલાઈન ટ્રેઇન બુકિંગ માટે ખાતાની નોંધણી કરાવવાં પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે irctccoઇન પર નવા ખાતાની નોંધણી કેવી રીતે કરવી એ શીખીશું
આપેલ વિશે શીખીશું યુઝરની માહિતી દાખલ કરવું ખાતાને સક્રિય કરવું અને પાસવર્ડ બદલવું
યુઝરની માહિતી પર અમુક ટીપ્સ નામ ૧૦ અક્ષર લંબાઈ કરતા નાનું હોવું જોઈએ તે અક્ષરો ક્રમાંકો અને અંડરસ્કોર ધરાવી શકે છે
જો આપણે પાસવર્ડ ભૂલી જઈએ ત્યારે સુરક્ષા પ્રશ્ન ઉપયોગી નીવડે છે
ખાતું સક્રિય કરાવવાની માહિતી ઈમેઇલ અને મોબાઈલ પર મોકલવામાં આવે છે
આપણે જોઈશું કે આને બ્રાઉઝરમાં કેવી રીતે કરવું
મેં પહેલાથી જ irctccoઇન વેબસાઈટ ખોલી છે
ચાલો હું ફોન્ટ જરા મોટા કરું
કોઈપણ ટીકીટની ખરીદી પહેલા જે પ્રથમ વસ્તુ આપણને કરવી પડે છે તે છે સાઈનઅપ ચાલો હું સિગ્નઅપ દબાવું અને આપણે આ પુષ્ઠ પર આવીએ છીએ
તે યુઝરનેમ માંગે છે
લો હું આ ફોન્ટ માપ મોટુ બનાવું kannanમોઉ આ ૧૦ અક્ષરોથી વધારે સ્વીકારતું નથી
આ એ પણ દર્શાવે છે કે મેક્સિમમ 10 કેરેક્ટર્સ
ચાલો હું ઉપલભ્યતાની તપાસ કરું આ દર્શાવે છે કે થે લોગિન નામે ફિલ્ડ એક્સેપ્ટસ લેટર્સ નંબર્સ અંડરસ્કોર પણ આપણે પૂર્ણ વિરામ મુક્યું છે
તો હું શું કરીશ હું અહીં આવીશ અને અંડરસ્કોર મોઉ મુકીશ અને ત્યારબાદ હું તપાસ કરીશ કે આ નામ ઉપલબ્ધ છે કે નહી
મને મેસેજ મળે છે કે થે યુઝર નામે ઇસ એવેલેબલ
પ્લીઝ ગો અહેડ વિથ થે રજિસ્ટ્રેશન પ્રોસેસ
હું ફોન્ટ મોટો બનાવીશ જેથી તે જોવા માટે સરળ બને
ચાલો હવે બીજી અન્ય માહિતી દાખલ કરીએ ચાલો સુરક્ષા પ્રશ્ન દાખલ કરીએ જયારે તમે પાસવર્ડ ભૂલી જાવ છો એ કિસ્સામાં આ પાસવર્ડને પાછો મેળવવા માટે ઉપયોગી નીવડે છે ચાલો વ્હાટ ઇસ યૂર પેટ્સ નામે
પસંદ કરીએ હું સ્નોવી દાખલ કરીશ ફર્સ્ટ નામે મા કન્નન છે
લાસ્ટ નામે મા મોઉંદ્ગલ્યા છે
જેન્ડર મેલ તરીકે રહેવા દો
મેરિટલ સ્ટેટસ મેરીડ છે
ચાલો હું દાતે ઓએફ બર્થ ૨૦ મી ડીસેમ્બર ૧૯૬૦ તરીકે પસંદ કરું ઓક્યુપેશન ગવર્નમેન્ટ તરીકે ઇ મેઇલ આઈડી હું jokeriitbacin તરીકે પસંદ કરીશ આ દર્શાવે છે કે યૂર પાસવર્ડ વિલ બે સેન્ટ ટીઓ થિસ ઇમેઇલ ઇડ ચાલો હું મોબાઈલ નંબર 8876543210 દાખલ કરું આ દર્શાવે છે કે મોબાઇલ વેરિફિકેશન કોડ વિલ બે સેન્ટ ટીઓ થિસ મોબાઇલ નંબર નેશનાલિટી આપણે ઇન્ડિયા તરીકે પસંદ કરીશું
રેસિડેન્શિયલ એડ્રેસ 1 મેઇન રોડ
સિટી અગ્ર તરીકે પસંદ કરો
સ્ટેટ હું ઉત્તર પ્રદેશ તરીકે પસંદ કરીશ
pinઝિપ 123456 તરીકે લખીશું કન્ટ્રી હું ઇન્ડિયા પસંદ કરીશ
તમારે આ યોગ્ય રીતે દાખલ કરવાની જરૂર છે
તમે આ સરનામું આઈ ટીકીટ પ્રાપ્ત કરવા માટે વાપરી શકો છો
ચાલો હું ફોન નંબર 0111આ તરીકે લખું
મેં આ રીતે નંબર લખ્યો 2345678
જો હું ઓફીસનું સરનામું આપવા ઈચ્છું છું
તો હું આ નો દબાવીને કરી શકું છું
આ કિસ્સામાં મારે માહિતી ભરવી પડશે
હું આ માહિતી ભરવા ઈચ્છતી નથી
હું યેસ દબાવું છું અને ઓફીસ સરનામું બંધ કરું છું
ચાલો નીચે જઈએ
હવે આ જાણવા ઈચ્છે છે કે શું હું વધારે ઇ મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છું છું કે નહી
આપણે આને થોડું નાનું બનાવીશું
000559 000505 તો હું લખીશ નો હું કોઈપણ ઇ મેઇલ પ્રાપ્ત કરવા ઈચ્છતી નથી
હવે મારે વેરીફીકેશન કોડ નાખવો પડશે t37861વો ચાલો હું સબમીટ કરું
ચાલો હું અહી મેગ્નિફાઇંગ ગ્લાસ લઉં અહી એની જરૂરત છે
આ દર્શાવે છે ઇમેઇલ id jokeriitbacin અને મોબાઇલ number 8876543210
વિલ બે વેલિડેટેડ
પ્રેસ ઓક કોન્ટિન્યુ ઓર કેન્સલ ટીઓ અપડેટ
ઓક પર ક્લિક કરું
ત્યારબાદ તે દર્શાવે છે કે પ્લીઝ ઇન્ડિકેટ યૂર એક્સેપ્ટન્સ ઓએફ થે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બટન એટી થે બોટમ ઓએફ થે પેજ
ચાલો હું નીચે સ્ક્રોલ કરું
ચાલો હું આ નાનું કરું જેથી તમને ખબર પડે કે આ કેવું દેખાય છે
આ વાસ્તવમાં તમે આ દરેકને ક્લિક કરીને જોઈ શકો છો
ચાલો આને સ્વીકાર કરીએ
ચાલો હું આ સ્વીકાર કરું
ઠીક છે મેં રેકોર્ડીંગને ફરી શરૂ કરી છે
વાસ્તવમાં મેં તેને અટકાવી હતી કારણ કે કેટલીક વાર આઇઆરસીટીસી થોડી ધીમી હોય છે
તે થોડો સમય લે છે
મને એક મેસેજ મળે છે ઠાંક યુ યુ હવે બીન સક્સેસફુલી રજિસ્ટર્ડ
હું આને મોટું બનાવું
આ દર્શાવે છે કે યૂર user ઇડ પાસવર્ડ એન્ડ એક્ટિવેશન લિંક હાસ બીન સેન્ડ ટીઓ યૂર રજિસ્ટર્ડ ઇમેઇલ ઇડ એન્ડ મોબાઇલ વેરિફિકેશન કોડ હાસ બીન સેન્ડ ટીઓ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર
પ્લીઝ યુએસઇ થે એક્ટિવેશન લિંક એન્ડ મોબાઇલ વેરિફિકેશન કોડ ટીઓ એક્ટિવેટ યૂર અકાઉન્ટ
હું સ્લાઈડ પર પાછી આવી છું ચાલો ખાતાને સક્રિય કરવા વિશે શીખીએ
આઇઆરસીટીસી થી એક ઇ મેઇલ પ્રાપ્ત થશે
ઇ મેઇલ માં આપેલ લીંક પર ક્લિક કરો
અથવા લીંકને કોપી કરીને બ્રાઉઝરમાં પેસ્ટ કરો આ એક વેબ પેજ ખોલશે મોબાઈલ પર મોકલાયેલ કોડ દાખલ કરો આ ખાતાને સક્રિય કરે છે
ચાલો આ વેબ બ્રાઉઝર પર કરીએ
ચાલો હું તે કહે તેમ કરું
પહેલા હું મારા ઇ મેઈલ એડ્રેસ પર જઈશ
મને આ મેઈલ મળે છે
મારું યુઝર આઈડી અહીં આપ્યું છે
Kannan mou મારો પાસવર્ડ અહીં આપ્યો છે
ખાતું સક્રિય કરવા માટે મને અહીં ક્લિક કરવું પડશે
હું અહીં ક્લિક કરું
અને મને ફરીથી વેબ સાઈટ પર લઇ જશે
મને આ મેસેજ મળે છે
તો ચાલો હું કોડ દાખલ કરું જે મને મારા મોબાઈલ નંબર પર મળ્યો છે
૬ અક્ષરોની સ્ટ્રીંગ
ચાલો હું આ સબમીટ કરું
આ દર્શાવે છે કે સુરક્ષા માટે મને મારો પાસવર્ડ લોગીન બાદ બદલવો જોઈએ
હવે હું મારી ટીકીટ બૂક કરવા માટે તૈયાર છું
પહેલી વસ્તુ જે હું કરીશ તે છે સાઇન આઉટ
હું ટાઈપીંગ કરવામાં થોડી ધીમી છું તેથી આ દર્શાવે છે કે સેશનની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે
આ મેસેજ આવતો રહે છે જયારે તમે આઇઆરસીટીસી નો ઉપયોગ કરો છો ખાસ કરીને ત્યારે જયારે તમે માહિતી ભરવામાં ધીમા હોવ છો
કોઈ વાંધો નહી
ફરીથી લોગીન કરો
હું મારા ખાતામાં ફરીથી લોગીન કરું
આપણે હવે શીખીએ કે પાસવર્ડ કેવી રીતે બદલવો
httpwwwirctccoin પર જાવ
સક્રિય ખાતામાં લોગીન કરો
આ માટે ઈ મેઈલ પર મોકલાયેલ પાસવર્ડનો ઉપયોગ કરો
યુઝર પ્રોફાઈલ પર જાવ અને પાસવર્ડ લીંક બદલો
જુનો પાસવર્ડ દાખલ કરો
નવો પાસવર્ડ બે વખત ટાઈપ કરો
ચાલો હવે આ વેબ બ્રાઉઝરમાં કરીએ
હું યુઝરનેમ ટાઈપ કરીશ
પાસવર્ડ જે મારા ઈ મેઈલ એડ્રેસ પર મોકલાયો હતો
હું આ પહેલી વાર કરી રહ્યી છું
કેજીએમ838 અહીં લોગીન કરો
મને પાસવર્ડ બદલવો પડશે યાદ કરો ઈ મેઈલ પર મોકલાયેલ પાસવર્ડને બદલવો પડે છે
હું આ રીતે કરીશ યુઝર પ્રોફાઈલમાં જઈશ
ચાંગે પાસવર્ડ ઓલ્ડ પાસવર્ડ ઠીક છે મેં સબમીટ કરી દીધું
મને હવે મેસેજ મળે છે
પાસવર્ડ હાસ બીન ચેન્જ્ડ આ બરાબર છે
હું હવે સ્લાઈડ પર પાછી આવી છું
તમારા ખાતાનો ઉપયોગ કરવા માટે ટીપ્સ તમારો પાસવર્ડ બીજા સાથે શેર ન કરો
જયારે તમે ટીકીટ ખરીદો છો તમારા ઈ મેઈલ પર માહિતી આવશે
તમારા ઈ મેઈલ ખાતાનો પાસવર્ડ પણ બીજા સાથે શેર ન કરવું
તમારા પાસવર્ડને યોગ્ય ગાળે બદલતા રહો
આવનારા ટ્યુટોરીયલમાં આપણે ટીકીટ કેવી રીતે ખરીદવી એની ચર્ચા કરીશું
હવે આપણી પાસે અમુક માહિતી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ પર છે
નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ httpspoken tutorialorg What is a Spoken ટુતોરિઅલ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે